લીબર ઓફીસ મેથ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું વિકલિત ડેરિવેટિવ્સ અને વિકલ સમીકરણો ડીફરેન્શીયલ ઈક્વેશન્સ સંકલન સમીકરણો ઇન્ટીગ્રલ ઈક્વેશન્સ અને લઘુગુણકો લોગેરીધમ્સ સાથે સુત્રો કેવી રીતે લખવાં
તે માટે ચાલો પહેલાં આપણે આપણું રાઈટર ડોક્યુમેન્ટ નું ઉદાહરણ ખોલીએ જે આપણે આપણાં આગળના ટ્યુટોરીયલોમાં બનાવેલ હતું જે છે mathexample1ઓડીટી
અહીં ચાલો ડોક્યુમેન્ટના છેલ્લા પુષ્ઠ ઉપર જઈએ અને નવાં પુષ્ઠ ઉપર જવાં માટે કન્ટ્રોલ enter દબાવીએ
હવે ડેરિવેટિવ્સ એન્ડ ડિફરન્શિયલ Equations લખો અને enter કળ બે વાર દબાવો
હવે ચાલો ઇન્સર્ટ મેનુ પછી ઓબ્જેક્ટ અને ત્યારબાદ ફોર્મ્યુલા ઉપર ક્લિક કરી મેથ ને બોલાવીએ
આપણે આગળ વધીએ એ પહેલા ચાલો આપણે ફોન્ટનું માપ વધારીને ૧૮ પોઈન્ટ કરીએ
ગોઠવણી એલાઇનમેંટ ડાબી બાજુની કરીએ
અને વધુ સારી રીતે વાંચી શકાય તે માટે આપણા દરેક ઉદાહરણો વચ્ચે નવી અને ખાલી લીટીઓ ઉમેરીએ
ચાલો હવે શીખીએ કે કેવી રીતે વિકલિત અને વિકલ સમીકરણો લખવાં
મેથ આ સુત્રો અથવાં સમીકરણો લખવા માટેનો ખૂબ સરળ માર્ગ પૂરો પાડે છે
આપણે માત્ર તેમને અપૂર્ણાંક ની જેમ લેવું પડશે અને ઓવર માર્ક અપ નો ઉપયોગ કરો
ઉદાહરણ તરીકે સંપૂર્ણ વિકલ ડીએફ બાય ડીએક્સ લખવાં માટે સુત્ર સંપાદક વિન્ડો માં માર્ક અપ ડીએફ ઓવર ડીએક્સ છે
આગળ આંશિક વિકલ માટે આપણે પાર્શિયલ શબ્દ વાપરી શકીએ છીએ
અને માર્ક અપ del ફ ઓવર del એક્સ જેવું દેખાશે
જ્યારે આપણે પાર્શિયલ માર્ક અપ વાપરીશું ત્યારે આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરવો પડશે
રાઇટર ગ્રે બોક્સમાં આંશિક વિકલ માટે del ચિન્હની નોંધ લો
અહી બીજું એક ઉદાહરણ છે ન્યુટનનો ગતિનો બીજો નિયમ ન્યૂટન્સ સેકન્ડ લાવ ઓએફ મોશન
જે પ્રવેગ અને બળ વચ્ચેનાં સંબંધ ને દર્શાવે છે
એફ એ એમએ સમાન છે
આને સામાન્ય વિકલ સમીકરણ તરીકે આ રીતે લખી શકાય ફ ઓએફ ટી ઇસ ઇક્વલ ટીઓ એમ ઇન્ટો ડી સ્ક્વેર્ડ એક્સ ઓવર ડી ટી સ્ક્વેર્ડ
નોંધ લો કે સંચાલનનાં ક્રમને જાણવા માટે આપણે છગડીયા કૌંસોનાં વિવિધ સમૂહોને ઉપયોગમાં લીધા છે
અને સમીકરણ પડદાં પર દર્શાવ્યાં પ્રમાણે દેખાય છે
અહીં વિકલ સમીકરણનું બીજું એક ઉદાહરણ છે
ન્યુટનનો ઠારણ નિયમ ન્યૂટન્સ લાવ ઓએફ કૂલિંગ
જો એકાદ વસ્તુનું તાપમાન ટી સમયે ટી નો થીટા હોય તો આપણે નીચે આપ્યાં પ્રમાણે એક વિકલ સમીકરણ લખી શકીએ છીએ ડી ઓએફ થેટા ઓવર ડી ઓએફ ટી ઇસ ઇક્વલ ટીઓ માઇનસ કે ઇન્ટો થેટા માઇનસ એસ જ્યાં એસ એ આજુબાજુનાં વાતાવરણનું તાપમાન છે
રાઇટર ગ્રે બોક્સમાં સમીકરણની નોંધ લો
ચાલો હવે આપણે કરેલ કામને સંગ્રહીએ
ફાઇલ પર જઈ સવે પર ક્લિક કરો
ચાલો હવે જોઈએ કે કેવી રીતે સંકલિત સમીકરણો લખવાં
અને ચાલો રાઇટર ગ્રે બોક્સની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરી નવાં પુષ્ઠ પર જઈએ
અને પછી કન્ટ્રોલેન્ટર દબાવો
ઇન્ટિગ્રલ Equations લખો
અને બે વાર એન્ટર દબાવો
હવે ચાલો ઇન્સર્ટ ઓબ્જેક્ટ મેનુમાંથી મેથને બોલાવીએ ફોન્ટનું માપ ૧૮ પોઈન્ટ થી વધારો
અને ગોઠવણી એલાઇનમેંટ ડાબી બાજુની કરો
સંકલિત ચિન્હ લખવાં માટે આપણે ફક્ત સુત્ર સંપાદક વિન્ડોફોર્મ્યુલા એડીટર વિન્ડોમાં ઇન્ટ માર્ક અપ વાપરવાંની જરૂર છે
તો આપેલ વાસ્તવિક ચલ એક્સ નો વિધેય ફ જેનો મધ્યાંક એ થી બી જે એક્સ ધરી પર વાસ્તવિક રેખા પર છે તો નિયત સંકલ આ રીતે લખી શકાય એ ટીઓ બી ફ ઓએફ એક્સ ડીએક્સ
સંકલન ચિન્હ દર્શાવવાં માટે આપણે ઇન્ટ માર્ક અપ વાપર્યું છે
સીમા એ અને બી દર્શાવવા માટે આપણે માર્ક અપ ફ્રોમ અને ટીઓ વાપર્યું છે
રાઈટર ગ્રે બોક્સમાં આવેલાં સુત્રની નોંધ લો
પછી ચાલો લંબઘન ક્યુબોઇડનું ઘનફળ વોલ્યુમ ગણતરી કરવાં માટે દ્વિસંકલન સુત્રનું ઉદાહરણ લખીએ
અને સુત્ર પડદાં પર બતાવ્યાં પ્રમાણે છે
જેવું કે આપણે જોઈ શકીએ કે દ્વિસંકલન માટે માર્ક અપ છે આઇ આઇ ન ટી
સરળ
એ જ રીતે આપણે એક લંબઘન નું ઘનફળ શોધવાં માટે તૃતીય સંકલન પણ વાપરી શકીએ છીએ
અને તૃતીય સંકલન માટે માર્ક અપ છે આઇ આઇ આઇ ન ટી
આપણે સંકલન ની સીમા સ્પષ્ટ કરવાં માટે સબસ્ક્રિપ્ટ માર્ક અપ પણ વાપરી શકીએ છીએ
સબસ્ક્રિપ્ટ વાપરવાથી મેથ કેરેક્ટર આકડાં અથવાં શબ્દોને સંકલનની જમણી બાજુંએ નીચે ગોઠવે છે
તો મેથમાં સંકલિત સુત્રો અને સમીકરણો લખવા માટે ના આ બધા માર્ગો છે
ચાલો હવે જોઈએ કે લઘુગુણકો ધરાવતાં સુત્રો કેવી રીતે લખવાં
ચાલો આને નવાં મેથ ગ્રે બોક્સ ગાણિતિક ભૂખરાં બોક્સ અથવાં મેથ ઓબ્જેક્ટમાં લખીએ
Logarithms લખો અને enter ને બે વખત દબાવો
મેથને ફરી બોલાવો અને ફોન્ટને ૧૮ પોઈન્ટ થી વધારો
અને તેની ગોઠવણીએલાઇનમેંટ ડાબી બાજુની કરીએ
લઘુગુણક ૧૦૦૦ જેનો પાયો ૧૦ છે તે ૩ નાં બરાબર છે આ એક લઘુગુણક વાપરીને બનાવેલું સરળ સૂત્ર છે
અહીં માર્ક અપ ની નોંધ લો
અહીં બીજું એક ઉદાહરણ છે લોગ 64 ટીઓ થે બસે 2 ઇસ ઇક્વલ ટીઓ 6
ચાલો હવે આપણે પ્રાકૃતિક લઘુગુણક ની સંકલન રજૂઆત લખીએ
ટી નો પ્રાકૃતિક લઘુગુણક એ સંકલન ૧ થી ટી સુધીમાં ૧ બાય એક્સ ડીએક્સનાં બરાબર છે અને માર્ક અપ પડદાં પર બતાવ્યાં પ્રમાણે છે
ચાલો ઉદાહરણોને સંગ્રહીએ
અહીં તમારાં માટે એક અસાઈનમેન્ટ છે નીચેનાં વ્યુત્પન્ન સૂત્ર ડેરિવેટિવ ફોર્મુલા લખો ડી સ્ક્વેર્ડ ય બાય ડી એક્સ સ્ક્વેર્ડ ઇસ ઇક્વલ ટીઓ ડી બાય ડીએક્સ ઓએફ
સ્કેલેબલ બ્રેકેટો કૌંસમાં આવેલી વસ્તુનાં માપ મુજબ નાના કે મોટા થનારા કૌંસો વાપરો
નીચે આપેલ સંકલન લખો ઇન્ટિગ્રલ વિથ લિમિટ્સ 0 ટીઓ 1 ઓએફ square રૂટ ઓએફ એક્સ ડીએક્સ
પછી નીચે બતાવ્યાં પ્રમાણે દ્વિંસંકલન લખો ડબલ ઇન્ટિગ્રલ ફ્રોમ ટી ઓએફ 2 સિન એક્સ - 3 ય ક્યુબ્ડ 5 ડીએક્સ ડાય અને સુત્ર વાપરીને લખો લોગ એક્સ ટીઓ થે પાવર ઓએફ પ ટીઓ થે બસે બી ઇસ ઇક્વલ ટીઓ પ ઇન્ટો લોગ એક્સ ટીઓ થે બસે બી લોગ 1024 ટીઓ થે બસે 2 ઉકેલો
તમારાં સૂત્રોનું ફોર્મેટીંગ કરો
અહીં લીબર ઓફીસ મેથમાં વિકલ અને સંકલન સમીકરણો અને લઘુગુણકો લખવાં પરના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યાં કેવી રીતે વિકલિત અને વિકલ સમીકરણો લખવાં
સંકલિત સમીકરણો અને લઘુગુણકો સાથે સુત્રો કેવી રીતે લખવાં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
જોડાવા બદ્દલ આભાર